નમસ્કાર ક્ટર્ટલ માં ક્વેશન ગ્લુઝ પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે
આ ટ્યુટોરીયલમાં આપણે એન્ડ અને નોટ ક્વેશન ગ્લુઝ શીખીશું
આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે હું ઉબુન્ટુ લીનક્સ ઓએસ આવૃત્તિ 1204 અને ક્ટર્ટલ આવૃત્તિ 081 બીટાનો ઉપયોગ કરી રહ્યી છું
અમે ધારીએ છીએ કે તમને ક્ટર્ટલ અને કેટર્ટલનાં if એલ્સે સ્ટેટમેન્ટ વિશેનું મૂળભૂત જ્ઞાન છે
જો નથી તો સંબંધિત ટ્યુટોરીયલો માટે અમારી વેબસાઈટ httpspoken tutorialorg જુઓ
આગળ વધતા પહેલા ચાલો હું ક્વેશન ગ્લૂ શબ્દો વિશે સમજાવું
ક્વેશન ગ્લૂ શબ્દો આપણને નાનાં પ્રશ્નોને એક મોટા પ્રશ્નમાં ચોટાડવા માટે સક્રીય કરે છે
એન્ડ ઓર અને નોટ આ અમુક glue શબ્દો છે
glue શબ્દો if એલ્સે કંડીશનમાં જોડે એકસાથે વપરાય છે
ચાલો નવી ક્ટર્ટલ એપ્લીકેશન ખોલીએ
દશ હોમ પર ક્લિક કરો
સર્ચ બારમાં ક્ટર્ટલ ટાઈપ કરો
અને વિકલ્પ પર ક્લિક કરો
ચાલો ટ્યુટોરીયલની શરુઆત ગ્લુશબ્દ એન્ડ સાથે કરીએ
મારી પાસે ટેક્સ્ટ એડીટરમાં પહેલાથી જ એક પ્રોગ્રામ છે
હું કોડને ટેક્સ્ટ એડીટરમાંથી કોપી કરીશ અને તેને ક્ટર્ટલ એડીટરમાં પેસ્ટ કરીશ
ટ્યુટોરીયલને અહીં અટકાવો અને પ્રોગ્રામને તમારા ક્ટર્ટલ એડીટરમાં ટાઈપ કરો
પ્રોગ્રામ ટાઈપ કર્યા બાદ ટ્યુટોરીયલ ફરીથી શરૂ કરો
ચાલો હું પ્રોગ્રામ ટેક્સ્ટને ઝૂમ કરું
શક્ય છે કે તે થોડું ઝાખું થાય
ચાલો કોડ જોઈએ
રિસેટ આદેશ ટર્ટલ ને તેના મૂળભૂત સ્થાન પર સુયોજિત કરે છે
પ્રોગ્રામમાં મેસેજ મેસેજ કીવર્ડ પછી બે અવતરણચિહ્નો અંદર આપવામાં આવેલ છે
મેસેજ આદેશ સ્ટ્રીંગ ને ઈનપુટ તરીકે લે છે
તે સ્ટ્રિંગમાંથી ટેક્સ્ટ ધરાવનાર પોપઅપ સંવાદ બોક્સ બતાવે છે અને નોન નલ સ્ટ્રિંગ માટે એક બીપ પણ ઉત્પન્ન કરે છે
a b અને c વેરીએબલો છે જે યુઝરના ઈનપુટને સાચવે છે
એએસકે આદેશ વેરીએબલોમાં સંગ્રહ કરવાં માટે યુઝર ઈનપુટ પૂછે છે
ifabસી એન્ડ bcએ એન્ડ caબી આઇએફ કંડીશનને ચકાસે છે
જયારે એન્ડ સાથે જોડાયેલા બે પ્રશ્નો ટ્રૂ હોય છે તો પરિણામ ટ્રૂ હશે
ifaબી એન્ડ બી સી એન્ડ સી એ આઇએફ કંડીશનને ચકાસે છે
જયારે ઉપરની આઇએફ કંડીશન ટ્રૂ છે તો કન્ટ્રોલ નેસ્ટેડ આઇએફ માં ખસશે
તે ત્રિકોણ ની બાજુ અસમાન છે કે નહી તે ચકાસે છે
ફોન્ટસાઇઝ 18 પ્રિન્ટ આદેશ દ્વારા વપરાતા ફોન્ટનાં માપને સુયોજિત કરે છે
ગો 10100 આદેશ ટર્ટલને 10 પીક્ષલ કેનવાસની ડાબી બાજુએથી અને 100 પીક્ષલ કેનવાસનાં ઉપરની બાજુએથી ખસવા માટે કહે છે
પ્રિન્ટ આદેશ આઇએફ કંડીશનને ચકાસ્યા બાદ સ્ટ્રીંગને દર્શાવે છે
એલ્સે આદેશ એલ્સે કંડીશનને ચકાસે છે જયારે બ્લોકમાંની આઇએફ કંડીશન ફળસે હોય છે પ્રિન્ટ આદેશ એલ્સે કંડીશનને ચકાસ્યા બાદ સ્ટ્રીંગને દર્શાવે છે
એલ્સે આદેશ અંતિમ કંડીશનને ચકાસે છે
અહીં એલ્સે ફક્ત ત્યારે ચકાસાય છે જયારે ઉપરની કંડીશનો ફળસે હોય છે
પ્રિન્ટ આદેશ એલ્સે કંડીશનને ચકાસ્યા બાદ સ્ટ્રીંગને દર્શાવે છે
હું દરેક કંડીશનોને ચકાસવા માટે કોડને રન કરીશ
પ્રોગ્રામને રન કરવાં માટે ચાલો રન બટન પર ક્લિક કરીએ
એક મેસેજ ડાયલોગ બોક્સ પોપ અપ થાય છે ઓક પર ક્લિક કરો
લેંગ્થ ઓએફ અબ માટે 5 દાખલ કરો અને ઓક પર ક્લિક કરો
લેંગ્થ ઓએફ બીસી માટે 8 દાખલ કરો અને ઓક પર ક્લિક કરો
લેંગ્થ ઓએફ એસી માટે 9 દાખલ કરો અને ઓક પર ક્લિક કરો
કેનવાસ પર એ સ્કેલને ટ્રાયેંગલ દેખાય છે
ફરીથી રન કરીએ
એક મેસેજ ડાયલોગ બોક્સ પોપ અપ થાય છે ઓક પર ક્લિક કરો
અબ ની લંબાઈ માટે 5 દાખલ કરો અને ઓક પર ક્લિક કરો બીસી ની લંબાઈ માટે 6 અને ઓક પર ક્લિક કરો એસી ની લંબાઈ માટે 6 અને ઓક પર ક્લિક કરો
કેનવાસ પર નોટ એ સ્કેલને ટ્રાયેંગલ દેખાય છે
મૂળભૂત કંડીશન ચકાસવા માટે ફરીથી રન કરીએ
એક મેસેજ ડાયલોગ બોક્સ પોપ અપ થાય છે ઓક પર ક્લિક કરીએ
અબ ની લંબાઈ માટે 1 દાખલ કરો અને ઓક પર ક્લિક કરો
બીસી ની લંબાઈ માટે 1 દાખલ કરો અને ઓક ક્લિક કરો
એસી ની લંબાઈ માટે 2 દાખલ કરો અને ઓક ક્લિક કરો
કેનવાસ પર ડોએસ નોટ સેટિસફાય ટ્રાયંગલ્સ ઇનેક્વાલિટી દેખાય છે
હવે આ પ્રોગ્રામને સાફ કરીએ
હું ક્લિયર આદેશ ટાઈપ કરીશ અને ક્લિયર આદેશને રન કરવાથી કેનવાસ સાફ થાય છે
હવે આગળ નોટ કંડીશન સાથે કામ કરીએ
હું પ્રોગ્રામને ટેક્સ્ટ એડીટરમાંથી કોપી કરીશ અને તેને ક્ટર્ટલ એડીટરમાં પેસ્ટ કરીશ
ટ્યુટોરીયલને અહીં અટકાવો અને પ્રોગ્રામને તમારા ક્ટર્ટલ એડીટરમાં ટાઈપ કરો
પ્રોગ્રામ ટાઈપ કર્યા બાદ ટ્યુટોરીયલ ફરીથી શરૂ કરો
ચાલો હું પ્રોગ્રામ ટેક્સ્ટ ઝૂમ કરું અને પ્રોગ્રામ સમજાવું
રિસેટ આદેશ ટર્ટલ ને તેના મૂળભૂત સ્થાન પર સુયોજિત કરે છે
a b અને c વેરીએબલો છે જે યુઝરના ઈનપુટને સાચવે છે
આઇએફ નોટ aબી એન્ડ bસી એન્ડ cએ આઇએફ નોટ કંડીશનને ચકાસે છે
નોટ એક વિશેષ ક્વેશન ગ્લુઝ શબ્દ છે
તે તેના ઓપરેંડની તાર્કીક અવસ્થાને વિપરીત કરે છે
જો આપેલ કંડીશન ટ્રૂ છે તો નોટ તેને ફળસે બનાવે છે
અને જયારે કંડીશન ફળસે હોય છે તો આઉટપુટ ટ્રૂ રહેશે
પ્રિન્ટ આદેશ આઇએફ નોટ કંડીશનને ચકાસ્યા બાદ સ્ટ્રીંગને દર્શાવે છે
એલ્સે આદેશ એક્ઝેક્યુટ થાય છે જયારે આઇએફ કંડીશન ફળસે હોય છે
પ્રિન્ટ આદેશ એલ્સે કંડીશનને ચકાસ્યા બાદ સ્ટ્રીંગને દર્શાવે છે
ગો 100100 આદેશ ટર્ટલને 100 પીક્ષલ કેનવાસની ડાબી બાજુથી અને 100 પીક્ષલ કેનવાસનાં ઉપરની બાજુથી ખસેડે છે રિપીટ 3turnright 120 ફોરવર્ડ 100 આદેશ ટર્ટલને કેનવાસ પર એક સમભુજ ત્રિકોણ દોરવા માટે કહે છે તમામ કંડીશનોને ચકાસવા માટે ચાલો હું પ્રોગ્રામ રન કરું
કોડને રન કરવાં માટે ફ5 કી દબાવો
અબ ની લંબાઈ માટે 6 દાખલ કરો અને ઓક પર ક્લિક કરો બીસી ની લંબાઈ માટે 5 દાખલ કરો અને ઓક પર ક્લિક કરો એસી ની લંબાઈ માટે 7 દાખલ કરો અને ઓક પર ક્લિક કરો કેનવાસ પર ટ્રાયેંગલ ઇસ નોટ ઇક્વિલેટરલ દેખાય છે
ચાલો ફરીથી રન કરીએ
અબ ની લંબાઈ માટે 5 દાખલ કરો અને ઓક પર ક્લિક કરો
એસી ની લંબાઈ માટે 5 દાખલ કરો અને ઓક પર ક્લિક કરો કેનવાસ પર ટ્રાયેંગલ ઇસ ઇક્વિલેટરલ દેખાય છે
એક સમભુજ ત્રિકોણ કેનવાસ પર દોરાય છે
આ સાથે આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે
સારાંશ માટે આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા ક્વેશન ગ્લુઝ એન્ડ અને નોટ એસાઈનમેંટ તરીકે હું ઈચ્છીશ કે તમે નીચે આપેલ નક્કી કરવાં માટે પ્રોગ્રામ લખો ક્વેશન ગ્લૂ ઓર ની મદદથી કાટકોણ ત્રિકોણ માટે ખૂણાનો ખ્યાલ આઇએફ ઓર કંડીશનની સંરચના છે આઇએફ કૌંસમાં કન્ડિશન ઓર કૌંસમાં કન્ડિશન ઓર કૌંસમાં કન્ડિશન
છગડીયા કૌંસમાં ડીઓ સોમથિંગ
એલ્સે છગડીયા કૌંસમાં ડીઓ સોમથિંગ
આ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ
httpspoken tutorialorgWhat ઇસ એ સ્પોકન ટ્યુટોરિયલ તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે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
જોડાવાબદ્દલ આભાર